ઘણી બધી ખુરશીઓ અને ટેબલો છે ટેબલ ઉપર મેનુ કાર્ડ મુકેલા છે.

એક વ્યક્તિ કંઈ કામ કરી રહ્યો છે એક ઓવન છે અને એક ફ્રીજ પણ દેખાય છે.

એક સ્ત્રી જોડે તેના બે બાળકો છે આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે.

ચિત્ર એસ_એમ_ટી જે_પી શરફ આર્ટસ કોલેજ નું છે કોલેજ નું નામ પણ દિવાલ પર લખવામાં આવ્યું છે.

કોલેજ ને સામે રસ્તો દેખાય છે રસ્તા પર વૃક્ષોના સૂકા પાનનો કચરો પડેલો જોવા મળે છે.

તેમના થાંભલાઓ સફેદ રંગના છે ઘણી બધી કાચની બારીઓ જોવા મળે છે એક વૃક્ષ પણ દેખાય છે.

કાચનો દરવાજો અને બારીઓ પણ દેખાય છે ઘણી બધી ખુરસીઓ અને ટેબલો છે.

છોડ જોવા મળે છે ત્રણ વિદ્યાર્થીઓ એકબીજા જોડે વાતચીત કરી રહ્યા છે.

લાલ રંગની કચરાપેટી પણ દેખાય છે બારીઓ પણ દેખાય છે.

એક પંખો દેખાય છે એક ફ્રીજ પણ દેખાય છે અને એક ઓવન પણ છે.